મારુ કહેવું એ છે સૌથી વધારે નુકસાન ખેડૂત લોકોને થાતું હશે કારણકે તે લોકોને કઈ વાદરડું કેવું હોય? વાંદરડું આવે અચાનક વરસાદ બી આવે. હવે ખેડૂતોએ કદાચ ઘઉંનું ઉત્પાદન કરેલું હોય, કપાસનું ઉત્પાદન કરેલું હોય. અને તે સમયે વરસાદ આવે તો બધો તો બધો પાક Fail થઈ જાય કે નહિ? તો સૌથી વધુ નુકસાન તો ખેડૂતોને જ થવાનું ને યાર. હાં એ વાત બી સાચી છે. પણ વાવાઝોડું દરિયાકિનારેથી આવે તો ખેડૂતોને કઈ રીતના નુકસાન થવાનું હેં? આર સાહેબ! એવું થોડીના હોય, તમે નહીં જોયેલું હોય કદાચ વાવાઝોડું બીજા ભાગ્યમાં આવે પણ તેની અસર આપણા ભાગ્યમાં પણ Weather પર દેખાય જ છે ને ભાઈ. શું યાર તમે બી.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 એ બીજું નુકસાન તમને ખબર છે કોને થાય? ક્યારેક ગમે ત્યારે ક્યારેય વાતાવરણ Change થાય ને તો સૌથી વધારે નુકસાન આપણાં Army વાળાને બી થાય જ ને. કેમ નહીં થાય? કોણ Army વાળા? હાં સાહેબ તો તમે જોઈ shako છો Army વાળા કેટલી ઠંડીમાં ત્યાં ઉભ ત્યાં રહેલા હોય છે. ગરમી હોય તો બી તે લોકો ચાલતા હોય છે. તો વવાઝોડુની અસર Weather ની અસર સૌથી વધારે Army વાળાઓને જ થાય. હાં એ વાત બી તમારી સાચી છે. Army વાળા બિચારા ચોવીસ કલાક ત્યાં ઊભા રઈને કઈ ખાવાપીવાનું ચ બી દૂધ બી નહીં. જતું રેવાનું. જવાનું તમે વાત છે, બરોબર છે હેં. બીજું કઈ ખોટું નથી. તમારી સાથે વાત કરવામાં મજા આવે છે. પછી તમને ખબર હોય તો પેલા માછીમારાઓ માછલી પકડવા જાય દરિયામાં તો ત્યારે દરિયામાં વાવાઝોડું આવે તો સૌ એ લોકોને બી તો નુકસાન તો થવાનું જ ને. હાં એ વાત બી છે. તે લોકોને બી નુકસાન થવાનું. કેમ કે. પણ દરિયામાં વાવાઝોડું આવે તો માછલી Automatic બહાર નહીં આવી જાય.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 કાઇ નહીં થાય ચાલો આપણે આગળનો ફરજો નોંધાવીએ. ચાલો આપણે રોજે. અને આપણે આગળ છે ને હજી વાતો કારસું મજા આવે છે તમારી સાથે. મજાની વાત નથી. મને તો શું દિલમાં હોઉ અત્યારે દર્દ છે. મી વિચાર્યું કે આ બધાને કેટલું નુકસાન થતું હશે. તે લોકોના Family વાળાનું શું વિચારવાનું સાહેબ? શાયદ તમે ઑસ્ટ્રેલિયાંની આગની વાત કરો છો. તમને કો એમેઝોનના જંગલમાં આગ લાગેલી છે.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

કઈ નહિ ન ભૈયા બસ બેઠે હી હે બસ બરાબર ઔર બિજુ કાઇ કેવુ ચાલે હવે શન્તિ હવ શાંતિ આ તો vacation આવે vacation માં તો ફરવા જવાનું plan બનાયીયે હવે એલે હવે ફરવા જવાનું plan બનાવું એવું હમ vacation માં ફરવાની મજા જ આવે ગોળા ન ન ફરવાની મજા આખી અલગ જ હોય અમે અમનાજ ફરી ને આયા school ની પતિ ગયી

બે દિવસ ની પતિ ગયી મસ્ત

એટલે હજુ પેહલા કેવું હતી કે પહુચે વત પેહલા ગયા અમદાવાદ

પોઈચા થી અમદાવાદ

અમદાવાદ થી પલાન્પુર બે દિવસ ની જળની ખુલની હતી બરોબેર

હમ હમ અમ જો ભાઈ આખી જોડે જે મજા આવે ને એ મજા કઈ નહી બાકી તો ભાઈ અમે તો ગણવા જયીયે તો ત્રીસ તો નહી ભાઈ વધાર તો નહી દસ પંદર દાડા ભી હોય તો મજા આવે મારે તો બસ હવે જમ્મુ કાશ્મીર side જવાનું planning છે આ વખત તો હવે

family થી જવાનું ઉતરેલા

family ને લઇ જયીયે

બે ત્રણ family હોય તો એ બે એમના છોકરા હોય એમના એટલે શું છે ભાઈ બાંધી થઇ ગયા એટલે આમને આપડી રીતે ફરવાનું મમ્મી પાપા એમને રીતે ફરે હા એ તો એવું હોય મજા આવે એ રીતે જમ્મુ કાશ્મીર side plan બનાવે એ હમ હમ

publicity એ મારી nature બી જોવાનું હોય તો હારું હે હા એ બાજુ નો nature મસ્ત છે એ ભાઈ

nature અમુક જગ્યા નું બહુ સારું હોય એમ તો ભાઈ આપળે એ હરિદ્વાર નું nature પણ સારું એ પછી

બદ્રીનાથ ગંગોત્રી યામોનેત્રી કેદારનાથ

યો એવી જગ્યા રેહવાની જ મજા આવે એમતો

મારા હમણાં એક ભાઈ બંધ હે ને એના પપ્પાએ દ્વારિકા માં મસ્ત ઘર લઇ લીધું હા દ્વારકા હા બહુ મસ્ત જગ્યા એ બી

દ્વારકા માં મસ્ત ઘર લઇ લીધું અને એક દોસ્ત ને જાતે હરિદ્વાર માં ઘર લઇ લીધું એટલે કે મારા દાદા ને ઈચ્છા થયી ગયી કે હરિદ્વાર જતા રહી ફિર અભી પૂરી ગંગા માં ડૂબકી લગાવી હમ ગંગા મૈયા

એ બે હજાર તેર કે ચૌદમી સાલ માં કેદારનાથ માં ખબર છે વાવાઝોડું આયુ હતું પુર આયુ થું લા હતું વાદળ ફાટ્યું હતું એ વાદળ ફાટ્યું હતું વાવાઝોડું જેવું હતું એ સીનનામ થી કેટલી public મરી ગયેલી તને ખબર એ ભાઈ ખુબ ખુબ public મરી ગયેલી ખુબ એટલે ખુબ આખી સહર public મરી ગયી

હુયે હુયે હુયે એના કારણે કેદારનાથ બચ્યું એ ભાઈ આ મંદિર એના કારણે એ બચ્યું શીલા રોકી લીધી

હા હા પતિ ગયું હતું ત્યાં નું nature એક્દમ ભાઈ અમ હારું એતો મારે મારે કેદારનાથ ની trip ભી માર્યું એ જોઈએ હવે જો જવાશે તો હવે જવું જ પડશે ના ના કેદારનાથ તો જી આવાનું ભાઈ કેદારનાથ જેવી કોઈ જગ્યા જ નહિ હમમ કેમકે હરિદ્વાર તો જઈ ને આયા હરિદ્વાર તો મેં જઈ ને આયા હરિદ્વાર જઈ ને આયા હવે હવે ઈચ્છા છે હવે કેદારનાથ જયીયે કાતો જમ્મુ કાશ્મીર ઠંડક વાળા વિસ્તાર માં જઈ બરફ પડે ને ત્યાજ મજા આવે ભાઈ હા ત્યાં જ મજા હાચી વાત તો હરિદ્વાર થી કેટલું આગળ કેદારર્કંઠ કરી ને આયીયે

એતો હા એતો એક number હા જન્નત જેવી જગ્યા આમ ભાઈ

તો આમને જયીયે ન તયથી ઈચ્છા થાય કે અપને કેવા હોય રહી જયીયે

તો રહી જયીયે બીજું point અમે ઇત્યા ગયા એ પણ અમે રેહ્યા હોય ચાર પાંચ દિવસ તો મજા આયી જાય હમ પણ એજ થોડાક દહાડા રેહ્યા હોય તો એટલે પછી એવું લાગે રોજ માટે વહીજ રેહવું

યાર આવું થતું છું બધે સંસાર ને છોડી ને તે

ભાઈબંધો જોડે જે મજા આવે એવી મજા કોઈ નહિ ભાઈ હા અમે અમે બધા દોસ્ત ના રૂમ માં school માં જયીસે પણ ભલે ઓછા budget માં હતું પણ મજા આયી ગયી એવું

હા દોસ્તા અખિર જેવિ મજા આવે એવિ મજા કાઇ નહિ એનિ મજા આખિ જીંદગી યાદ લયે હા હા ભાઈ school trip હોય તો આખિ જીંદગી યાદ રેહે આમે એટલે મતલબ અમારું આખું circle હતું જેમ કે નુંર હતું અયુશીયો હતો ધેર્ય હતો રીધમ હતી પેલો કરણ હતી અહ પછી એક બ્રીજ હતો આ બધાજ અમારી બાજુ અમારું આખું circle થી આવું મોટું ધવલ કરી ને એક હતું એક ધવલ કરી ને હતા ને એક એના તો બિચારા એ હા એટલે શી થયી ખબર નહી એને suicide કરી નાખ્યું બોલ ના હોય તે શું પણ અમ્મ્નને એ જે trip માં મજા આયી ને એ જે trip માં એ બધા થા એટલે વધાર મજા આયી યાદગાર રહી જાય કે નાં જીવનમાં મજા તો આયી થી અને ફૂલ life માં અમે તય આ હવે વાળ થી એવું પૂછશે કે જાહો કે પછી પાવાગઢ જાવ કે આમળા અમદાવાદ પેલા કોકૈયા કોકૈયા લઇ જાયે ને એ બાજુ જાવ ને અમી લ્યાજ આવને કે અમે કેવું એવું હા માળું તો ભાઈ માને ને એ દોસ્ત જોડે ફરવાનું નાસ્તો વસતો કરવાનું સિગરેટ વિગ્રેટ પીવાની મોજ મસ્તી કરવાની એવી મજા આવે પોતાના હાચી વાત હે આહ અમે એ બે દિવસ ત્રણ દિવસ માં જયીયે ને ત્રણ દિવસ ને બે રાત હતી તો અમે હે ને છો હાત હજાર રુપયા વાપરી નાખ્યા સાત હજાર વાપરી દિયે

અમારા એકલા ને ઘર ના સાસ ઘરી ઘરી કારણ કે દોસ્તો સાથે હોય તો ખાના પીવાનું આ તે બધું જલસા પણ જીવાનું હમ જલસા થી જીવી જિંદગી બીજી કઈ નાય કારણ કે એક વખત આપળે અમદાવાદ મળતું હોય રોજ રોજ તો જતા ના હોય હા રોજ થોડી જવા મળે કોઈક દહાડા જવા મળે બાકી

બીજા ફરવા વિચારુ છે હવે એક શ્રીનાથ બીજા શ્ર્ધાલું વિસ્તાર છે હવે સોમનાથ ખાલી જવાનું વિચાર છે સોમનાથ સોમનાથ જવા જેવી જગ્યા એ સોમનાથ ભી હમણાં જયી ને આયા પણ અજુ ત્રીજી પર વિચાર એ ત્રીજી એ જયીયે દરિયા કિનારે એમ મજા આવે ને

જોરદાર જગ્યા એ નાય તો ભાઈ જૂનાજડ માં આયી જવાનું અમારે એક you tube પર દોસતારે તો એ જુનાગઢ મે college કરે મારું તો કોઈ વિચાર જ નહિ ચુપ ચાપ જયી અને સંય્સાસ લઇ લવું અને પાસ જીવન માં check કરી સન્યાસ ની જગ્યા જતું રેહવું હરિદ્વાર જતું રેહવાનું છે હરિદ્વાર જેવી લોઈ જગ્યા નહિ અત્યાર સન્યાસ લેવો હોય તો ભાઈ આપળે જતો રેહ કેદારનાથ નાગા બાબા ફરતા હોય એ નદી પર જવાનું અઆહા હા આહ

એમ તો ભાઈ મજા આવે એવી જગ્યા મજા આવે અમારે એક ભાઈ હે સુનીલ કરી ને

અર્જુન નો દોસ્ત એ જ ને હા આ હા અર્જુન તો દોસ્ત્ત હા અર્જુન એ અમને school ભણતા હતા અર્જુન ને અમે સ્કૂલ બધા કુણાલ હમજું હતું કુણાલ એ છુનની હજી એ silver ખાં ખાં જા રહા હે

બરોબર silver ખાય અને પીચ્કારીયો મારા વાળા જોહન તો રાત ના હાચી વાત અને અજુ એમને જેવો છે આખો દારૂ સિગરેટ હતી ઉભે થથી ઉભા કરતા એનો જોડે બેહી જાઉં ના અર્જુન તો અમારે જોડે હતો ત્યાં સુધી સીધો હતો હવે ખબર નહી આય્યા સીધો તો કોઈ હોતો નહી ભાઈ બધી વાતો હતો ના આમરરાતી ત્યાં સુધી સીધો હતો હવે બગડી ગયો હોય તો ખબર નહિ એ તો ભાઈ એના નસીબ માં લખેલું હોય બગડવાનું તો બગડે એ ફરી રહ્યા વાડી જીવન છે એ એક વખત મળે

શું આખો દાડી ઘેર મળે આપને

આલે હવે આલે એ ભાવનગર હે જય શ્રી internship પર કોલેજ હોય હમમ જેને internship પર જવાનું હોય જ્યાં આગળ ને એટલે તમે જ્યાં જાઉં ને ત્યાં આગળ ની internship એટલે જો હવથી પેહલી internship મેડ્યા અમદાવાદ હથી બીજી ઈ internship મેળે ગયી આપડે શિમલા

ત્રીજી internship એ કરી આ ગાંધીનગર ના sorry પાલનપુર

હા ચૌથી internship કિધર કરી આપડે પુણે

પાંચવી internship એને કરી ગોન્ધીનગર અને વિચાર કે જમ્મુ કાશ્મીર જાવું એમ કેમ કે માર ત હેવી નોકરી હોધ્વીયે જો નોકરી ભી કરવા મળે અને ફરવા ભી મળે હા હા તો salesman ની નોકરી ચાલે ભાઈ

બીજું શું જોયીયે મારે દોસ્તાના છે એ મારે દોસ્ત સુનીલ પાપડી કરીને

તો એ નીકળી ગયો તો એને salesman ની નોકરી ખુબ કરી પછી એ bank માં લાગી ગયું bank માં લાગી ગયો હા એટલે શું પહેલા પેહલા એને ખુબ કષ્ટ રહ્યો છે હવે બધું હારું જીવન માં બસ જે માનશે struggle કરી હોય મોણસ અજ આગળ આવે હવે હું અને સુનીલ ને બધા આપળે ગયા હતા માઉંન્ટ આબુ બરોબર

માઉંન્ટ આબુ ખાલી આ બે દહાડા ગયા ને ત અમે બધા થયી ને પંદર હજાર રુપયા વાપરી લીયી બોલું

પંદર હજાર વાપર્યા એમ માઉંન્ટ આબુ માં તને ખબર તો હે હોટેલ નું ભાડું મજબુત ગયું છે મજબુર એટલે કબડ તોડ એમ ગોળા

દોસ્ત ના જોડે દોસ્ત ના રીતે જ મજા આવે લાલત ભાઈ

જીવન માં બધા જલસા કરી નાખવાનાં

શું કેહ ભાઈ

હા શું કીધું ત્યાં બીજી વખત જલસા ના મળે મળે કોને ખબર જીવન માં

હા એનો તો વિચારેયો છે આય્તે અપ્પને મરી જયીયે જીવન માં કોઈ ને કસુક ખબર ના હોય આ time એ મૌત આવશે કે આ type ની મૌત આવશે